વાદીઓ ની સાથે ખુલ્લા સંગતમાં ઉતારવાની હિન્દૂ મુસ્લિમ વચ્ચે આંતર વિગ્રહણ વિરાસત પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા હતી સરદાર ના મત પ્રમાણે જો વિભાજીત તેમજ નિર્દય સરકાર અસ્તિત્વમાં હોત તેનાથી ભારત ના વધુ ભાગલા તેમજ છસો રજવાડાઓને પોતપોતાની સ્વતંત્રતા મેળવવા માટે વધુ પ્રોત્સાહન December ઓગણીસો છેંતાલીસ ની થી January ઓગણીસો સુડતાલીસ વચ્ચે ના મહિનાઓ દરમિયાન તેઓએ સરકારી સરકાર ના સૂચન પ્રમાણે તેમની સાથે મળીને મુસ્લિમ બહુમતી વાંહે પ્રાંતોમાં પાકિસ્તાન નું નીર્માણ કર્યું જેયારે January તેમજ March ઓગણીસો સુડતાલીસ માં પંજાબ તમેજ બંગાળમાં થેયેલા કોમી રમખળ ને તેમણે વિભાજન ના ની આધાર પુખ્તા ની વધુ ખાતરી કરાવી પંજાબ તેમજ બંગાળ ના હિન્દૂ બહુમતી વાળા ક્ષેત્રો ને પણ પાકિસ્તાન ના સમીસ કરવામાં આવે આવે તેવી ઝીણા ની માંગણીઓ ને સખત વિરોધ કરે છે. સરદારે કર્યો હતો તથ્ય તે પ્રાન્તોનો ભાગલા કરાવી તેમને પાકિસ્તાન માં જોડતા અટકાવ્યા તથા પંજાબ અને બંગાળ ના ભાગલા માટે સરદારે દેખાડેલી લૂણી એકતાઓ તમેને માટે ભારતીય જાણ સમુદાય માંથી ઘણા ચાહકો જીત્યા કે જેઓ મુસ્લિમ લીગ ના કરતૂતો થી કંટાળી ચુક્યા હતા છતાં ગાંધી નહેરુ બિન સાંપ્રદાય મુસ્લિમો તેમજ સમાજવાદીઓ ના મતે બે બાબતમાં તેમણે ઉતાવળ કરવાની ટીકા મળી હતી. જેયારે lord લુઈસ માઉન્ટ બેટને આ પ્રસ્તાવ ની ત્રીજી જૂન ઓગણીસો સુડતાલીસ ના દિવસે ઘોષણા કરી ત્યારે સરદારે તેમને મંજૂરી આપી તેમજ નહેરુ અને બીજા કોંગ્રેસ નેતાઓએ પણ તેમ તરફ મનાવ્યા હતા ભાગલા ની યોજના બાબત ગાંધીજી ગહન વેદનાની લાગણી થી તેમને સાણ હોવાથી તેમણે ગાંધીજી સાથી ખાનગી મુલાકાતો કરી અને સંભવિત કોગ્રેસ મુસ્લિમ લીગ વચ્ચે ની વાસ્તવિક બિન કાર્યક્ષમ સમજી

હું આપણા ભાઈયો ને ડર સમજી શકું છું કોઈ ને ભારત ના ભાગલા થાય તે ગમતું નથી મારુ હૃદય પણ ભારે છે પણ અત્યારે પ્રસંગી એક ભાગલા કે પછી ઘણા ભાગલાઓ વચ્ચે છે આપણે સક્ષમવર સામનો કરવો જોઈએ આપણે ભાવનાત્મકતા અને લાગણી પ્રધાનતા ને આધિ ન થવું જોઈએ કાર્યકારી સમિતિ એ ડરીને આ પગલું નથી ભર્યું પણ મને એક જ વાત નો ડર છે કે આપણા આટલા વર્ષોનો પરિશ્રમ તથા સખત મેહનત એળે જશે અને ફળદ્રુપ પુરવાર નહિ થાય મારી કાર્યકારી અવધિ દરમિયાન કેબિનેટ મિશન ની યોજનાના કહેવાતા ફયદાઓ તરફનો ક્રમ ભાંગી ચુક્યો છે અમુક આદરણીય અપવાદોને બાદ કરતા ઉપરના અમલદરો થી લઈને નીચેના ચપરાસી સુધીના બધાજ મુસ્લિમો મુસ્લિમ લીગ માટે કામ કરી રહ્યા છે મિશન દ્વારા મુસ્લિમ લીગ ના અપાયેલા સાંપ્રદાયિક વિટો એ ઠરાવ ના મંજૂરી કરવાનો મતાધિકાર દરેક તરે ભારત ની પ્રાડાતી અટકાવી હોત આપણે ને ગમે કે નથી પણ પંજાબ અને બંગાળ માં અનૌપચારિક પાકિસ્તાન અતેયારે પણ મોજુદ છે જ અને આ પરિસ્થિતિમાં હું એમ ઔપચારિક પાકિસ્તાન ની પસંદગી કરી જેનાથી મુસ્લિમ લીગ વધુ જવાબદાર બનશે સ્વતંત્રતા આવી રહી છે આપણી પાસે પંચોતેર થી એંસી ટાકા ભારત છે જેને આપણે પોતાની પ્રતિભા થી મજબૂત વધુ મજબૂત બનાવશુ બાકી ના દેશો નો વિકાસ મુસ્લિમ લીગ કરી શકે છે ઈ યોજનાં ને ગાંધીજી તેમજ કોગ્રેસ ની મન્જુરી મળ્યા બાદ સરદારે ભાગલા સંમતિ માં ભારતનું પ્રતિનિધત્વ કર્યું જયારે તેમના હેઠળ લોક સંપત્તિ ની વેંચણી કરવામાં આવી તથા તેમણે નહેરુ સાથે મળીને ભારતીય મંત્રી મંડળ ના સભ્ય ની પસંદગી કરી આમ છતાં સરદાર કે બીજા કોઈ ભારતીય નેતાએ ભાગલા વખતે હતી હિંસા તથા જનસમુદાય ના થયેલા સ્થળાંતર ની અપેક્ષા નોહોતી કરી તે વખતે સરદાર અતિઆવશ્યક જરૂરિયાતો પુરી પાડવા તેમજ સાયકારીઓ નું આયોજન કરવામાં આગેવાની લેધી હતી શાંતિ જાળવવાના પ્રયાસ રૂપે પાકિસ્તાની નેતાઓ સાથે મળીને તેઓએ સરહદ પાર વેસ્તારો ની મુલાકાત લીધી આ પ્રયત્નો છતાં બેલાખ થી લઈ ને દસલાખ લોકો ઉંચી નો અંદાજ છે બંને દેશોમાં મળીને શરણાઓથી સંખ્યા એક પોઇન્ટ પાંચ કરોડ હોવાનો અંદાજ છે સરદાર જાણતા હતા કે દિલ્લી તેમજ પંજાબ ની પોલીસ કે જેમની ઉપર મુસ્લિમપો વિરુદ્ધ હમણાં આયોજિત કરવાના આરોપ હતા તે લોકો પણ ભાગલા વખત ની કરુણ પરિસ્થિતિ થી પ્રાભાવિત થયા હતા અને તેથી પરિસ્થિતિ ને સામાન્ય કરવા તેમને દક્ષિણ ભારતથી સેનાએ ની ટુકડીઓ મંગાવી તમેને કડક સંતાર બાંધી લાગુ કરવા તેમજ દેખો ત્યાં ઠાર કરવાના આદેશ આપ્યા હતા દિલ્લીના નિઝામુદીન ઓલિયા માં કે જ્યાં હજારો મુસ્લિમો પાર હુમલા થવાનો ભય હતો ત્યાંની દરઘા એ જઈ તેમણે પ્રાર્થના કરી તેમજ લોકોને મળી ને પોલીસ ની મોજુદગી નો વધારે મજબૂત કરી હતી ને રોકવા માટે પાકિસ્તામાં હિંદુઓ તેમજ શીખો ઉપર થતા અત્યાચારો ની ખબરો તેમણે press માં છપાતા અટકાવી પાટનગર માં સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવા સરકારે દિલ્લી અમલ કમિટી ની સ્થાપના કરી અને અમલીઓને પક્ષપાત તેમજ અવગણ થી દૂર રહેવાની જાહેરમાં તાકીદ આપી હતી જયારે સરદાર ને ખબર પડી કે શીખો ને મોટા ખુદ પાકિસ્તાન તરફ જઈ રહ્યા મુસલમાનો ની ઉપર હુમલો કરવાનો કરી રહ્યા છે જયારે તેઓ ઉતાવળે અમ્મુસર પોહચી શીખ નેતાઓને મળ્યા તેમને ઈ કે મિશન ઉપર હુમલો કરવો તે કાયરતા ભર્યું અને અનૈતિક વર્તન છે અને જેનાથી પાકિસ્તાન થી ભારત આવી રહેલા હિન્દૂ તેમજ શીખો ઉપર હુમલા ઓ વધશે તેમણે કોમ ના નેતાઓ ને બાંહેદરી આપતા કહ્યુંહતું કે જો તેઓ શાંતિ અને સંયમ નો પ્રયત્ન કરી મુસલમાન ની સલામતીનું ધ્યાન રાખશે તો પાકિસ્તાન દ્વારા તેની અવગણના સામે ભારત સરકાર આગલા આકરા પગલાં લેશે આ ઉપરાંત તેમની સભાના અંતે જયારે બેલાખ લોકો તેમના ગાડીના કાફલાને ધેરી વળ્યાં ત્યારે તેમના સરદારે કહ્યું હતું કે અહીંયા આજ શહેર માં જલિયાંવાલા બાગ થયેલી જો ઈ વખતે હિન્દૂ શીખ મુસલમાનો એક થાય ને રહ્યું હતું હું એ વિચારતા શોક અનુભવું છું કે પરિસ્થિતિ એવી બનશે કે કોઈ મુસલમાનો અમૃતસર માં ફરી નથી શકતો કે કોઈ હિન્દૂ માં રેવાનું વિચારી નથી શકતું હાલો આજે હું ભાગવત ગીતા ના બીજા અધ્યાય વિષે કેહવા જય રહ્યો છું આ પ્રમાણે કરવાથી ઘેરાયેલા અને આસું ભરાયેલા વ્યાકુળ નેત્ર ના તથા શોક કરતા તે અર્જુન ને ભગવાન ના મધુસુદને આ વાક્ય કહ્યું હે અર્જુન તારા જેવા શૂરવીર ને અસમયે વિશાળ માટે અયોગ્ય એ રણભૂમિ માં એવો મોહ ક્યાંથી થયો કારણકે એના તો આ શ્રેષ્ઠ પુરુષોએ આપેલો છે એમને તો સ્વર્ગ આપનારો છે કે ના યશ આપનારો છે. આથી એક વાર રઘુસક્તના વશ ન થા અને એ શોભતી નથી. એ શત્રુઓને તપાવનાર હૃદયને યુદ્ધ માટે ઉભો થઈ જા જે મધુસુદન રણભૂમિમાં હું બાણથી કઈ રીતે ભિષ્મપિતામાં અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે અરિસૂદતં તેઓ બંને પૂજનીય છે. માટે આ મહાનુભવ ગુરુજનોને નહિ આ લોકમાં ભિક્ષા વૃત્તિ વડે જીવનનિર્વહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા તેમજ કામરૂપે ભાગોના ભોગવીશને વળી એમ એમ પણ જાણતા નથી કે અમારા માંથી યુદ્ધ કરવું કે ન કરવું એ બંને માંથી કયું શ્રેષ્ઠ છે. અથવા એ પણ નથી જાણતા કે તમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અથવા જીવવામાં પણ માંગતા નથી. તે જે અમારા આત્મનિય અમારી સામે યુદ્ધ માત્ર ઉભા છે. આથી કાયરતા રૂપી દોષોને લીધે જેનો સ્વભાવ નાસ પામ્યો છે. તેવો તથા ધર્મોની બાબતમાં મોહચીત થયેલો છે. તેમને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તેમને કહો કેમ કે હું આમનો શિસ્ય છું માટે આપણે

જે મારી ઈન્દ્રી ઓને સુકાવનાર નિવારી શકે છે જે રાજા ઇન્દ્ર ને જીતનાર અર્જુન અન્તયામી છે શ્રી કૃષ્ણ મહારાજે પ્રત્યરે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવનને યુદ્ધ નહિ કરવું એમ સ્પષ્ટ કહીને ચુપ થય ગયા એ ભારત વનસી દ્રુતરાષ્ટ્ર અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ ને સેનાઓની મધ્ય શોક કરતા અર્જુન પ્રત્યે મલક્તાં હોય આ વચન બોલ્યા હે અર્જુન જેમના માટે શોખ કરવો યોગ્ય નથી જેમના માટે તું શોક કરે છે અને જ્ઞાની જીવન જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા હયાત છે જેમના માટે જે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાની નો શોક નથી કરતો હું કોઈ કલ માં ન હોવ એવું નથી તું ન હતો કે રાજા ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નઈ હોયીયે જેમ ધીરજના શરીર માં બાણપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. તેજ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.

અનીનિત્ય માટે ભરત એમનું તું સહન કર કેમ કે હે પુરુષસ્વથ્ય દુઃખ સુખને સમ્માન સમજનાર જે ધીરપુરુષને આ ઇન્દ્રિય સાથે

નાર શહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્યવાદ વ્યાપળ થાય છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. આ નાર સહીત અપ્રમેય નિત્યસ્વરૂપમાં જીવત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાય છે. માટે હે ભરત ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આ આત્માનો હળનળ સમજે છે તથા જે એને હલાયેલા માને છે તે બંને જાણે જાણતા નથી કે તેમને આત્મવાસ્તસવમાં નથી કોઈનો હળતો નથી કે કે નથી કોયના દ્રારા હણાતો નથી આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમને ઉત્પન્ન થઈને ફરીથી સતાવન થતો હોય પણ એમ નથી કારણ કે એ અજન્મ નિત્યસાસ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. હે પાર્થ જે પુરુષાર્થમને દસરહિત નિત્ય અજન્મ અને અવન્યય જાણે છે. પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે. અને કઈ રીતે કોઈને હણે છે. જેમ માણસ જુના વસ્ત્રો તજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમને ધિરતમાં જુના સદી શરીરને ત્યજીને બીજા નવા શરીરોપામે છે. આ આત્મને શાસ્ત્રો છેદી સકતા નથી અને અગ્નિ બાળી શકતો નથી અને પાણી ઓગાળી શકતો નથી અને પવન આને સુકવી શકતો નથી. કેમ કે આ આત્મા છે. તથા નિત્ય સરોજ આપી અચળ સ્થિર તેમજ સનાતન છે.

અને જો તું આતમને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માંગતો હોય તો તે મહાબહો છે આવી રીતે શોક કરવો રરા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિના ના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. હે અર્જુન સઘળા પ્રાણીઓમાં જન્મ પૂર્વ પ્રગટ હતા. અને મર્યા પછી અપ્રગટ થઈ જતા હતા કેવળ વચ્ચગાળા માં જે પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શોક સો કરવાનો હોય એક વિરલ મહાપુરુષ મહાપુરુષ જ આ આત્મને આશ્ચર્યની જેમ જોવે છે. એમ જ બીજો કોઈ મહાપુરુષ જ આત્મને આશ્ચર્યજન ગુણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ આને આશ્ચર્ય પેઠે સાંભળે છે. અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. હે અર્જુન આ આત્મા સૌના શરીરમાં હંમેશા અવધ્ય છે. જે કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. વળી સ્વધર્મને જોતા તારે ભય પામવો ન હોય કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધને લીધે વિધિને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. એકવાર આપમેણે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગની દ્વાર રૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિઓ જ ભેળવે છે. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિનો ગુમાવીને પાપ પામીશ એટલી જ નહીં બધા લોકો ઘણા લાંબાગાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કેહશે. ગૌવરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણ થી અધિક જ છે. તારા અતુલનીય પ્રભાવને લીધે જેવો તેને ઘણા સમ્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેની દ્રષ્ટિમાં તું તૃષતાને પામીશ અને મહારચીઓ તેને ભયના લીધે યુદ્ધની વિમુક્ત થયેલા માનશે તારા વેરીયો તથા સમર્થને નિંદા કરતા ઘણા બધા ન કહેવા અને વચનો પણ કહેશે તેનાથી વધારે દુઃખ બીજું શું હશે કાટુરે યુદ્ધમાં ઘણાયને પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઉભો થઈ જા. જય પરાજય લોભ ની અને સુખ દુઃખ સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ ગયા. આ પ્રમાણે યુદ્ધ કરાવીને તું પાપ પામીશ નહિ. હે પાર્થ આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગ વિષયમાં કહેવામાં આવી છે. અને હવે તું એને કર્મ યોગ વિષયમાં સંભાળે જે બુદ્ધિ યુક્ત થયેલો છે. તું કર્મના બંધનને સારી રીતે પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધન માંથી છૂટી જઈશ આ કર્મ યોગમાં આરંભનો યથાર્ત બીજી નાશ નથી અને પ્રત્યવાદ દોષ યથાર્થ એવડા ફળરૂપી દોષ નથી. ધારોકે આ કર્મયોગનો ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુ રૂપી મહાન ભયમાં ઉગારે છે. હે અર્જુન

હે અર્જુન જેવો ભાગોમાં તન્મય થયેલા છે. તેઓ કર્મ ફળ પ્રસંશક વેદવાક્યમાં પ્રિતીસેવે છે. જેમને બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમપ્રાપ્ય વસ્તુ છે તેને

જે જન્મરૂપી કર્મ ફળ દેનારા તેમજ ભોગ તથા અશ્વિરીની પ્રાપ્તિ વિષે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે. એ વાણી દ્વારા જેમને ચિત્ત હારાયેલું છે. જેવો ભાગને એશ્વરીયમાં એવા માણસોને પરમાત્મા નિયતમિકા બુદ્ધિ નથી હોતી. હે અર્જુન વેદો પણ જણાવ્યા અનુસાર ત્રણ ગુણોના કાર્ય કાર્યરૂપ સઘળા ભાગો તથા તેમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું એ ભાગો અને એમના સાધનોમાં આશક્ત આશક્તિ અને હર્ષશોક વગેરે દ્વંદ્વ થી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મા અસ્થિત થઈ જા. તેમજ યોગક્ષક્ષમે ને ઇચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ

બ્રમ્હોને તત્વની જાણનારા બ્રાહ્મણો સઘળા એટલું જ પ્રયોજન રહે છે યથાર્થ જેમને મોટું જળાશય પ્રાપ્ત થઈ જાય જતા જળ માટે નાના જળાશયની જરૂરત આવે એમને બ્રહ્માનંદની પ્રાપ્તિ તથા આનંદ માટે વેદોક્ત સામે જોયી ને લાચાર લાઠી ને કહ્યું ઇએ ખલાસ થઈ ગયો ચેતવણી વગર આંખોમાં આવી ગયા પૂરના કારણે લાખી ને રતલાનો ચહેરો ધૂંધળો દેખાવા લાગ્યો અઠડે થી તને પોતાના લૂછીય અને કહ્યું તોય બાપુ ની હિંમત ન હારી રાત્રે વધારાનું કામ કરીને સેટ નો ઉદ્ધાર ચૂકવતા ગયા ગાડીમાં પાટે ચઢીતી કહિને લા ચૂપ થઈ ને લાખી રતલા સાહમે જોવા લગિયો જાણે તે રતલા ના ફીર ની રાહ જોતી હોય ને દરેક સ્ત્રી ની જેમ લાખી તેમ ઊચકીતી તને સાથે રહલો પુરુસ તણી વાતો મા અને તને વાર્તા કહો કે હકીકત પણ આ સાંભળવાની અદમ્ય ઈચ્છા દરેક સ્ત્રીને અંતર મા રહલી હોઈજ કોઈપણ જાતના ધ્યાન પન વગર પૂરી એકાગ્રતા થી જે પુરુષ અને સ્ત્રી ની વાર્તા ને સાનથીથી સાંભળે છે સ્ત્રી એજ પુરુષ ના પ્રેમ મા પડી જતી હોય છે. એ દરેક પુરુષ જે કલ્લાકો સુધી અને સાંભળે છે એની વાતો મા રસ લય છે દરે પુરુષ મા સ્ત્રી ને પોતાનો સાથી દેખાઈ છે પીર ઢગલા એ પૂછ્યુ lockdown આવી ગયું પંદર વીસ દિવસ જેમ તેમ કાઢી નાખીય પણ એજ ડી એક ઔરડાની નાનકડી એવી દોલતરામ ધીમા પગેળલે પ્રવેસ્યા કોઈ ઊંડા વિચાર મા ખોયલા દોલતરામ એ ધીમી ગતિ થી તમની પગઢી ઉતારી અને દીવાલ પર ખીલ્લી પર તંગી દીધી મોઢા પર માસ્ક તરીકે બાંધેલી ખેશ ઉતારી અને ટિંગાડેલી પગઢી પર નાખી દીધી તમની ગતિવિતી ભારત ના જેટલીજ ધીમી અને સુસ્ત હતી ખૂણા મા પડાળી જૂની અને કટાય ગયેલી ખુરચી એ રીતે બેસી પડીયા

ફાકી વડી ને જમીન પર પાડેલા માટલામાંથી તેને પાણી ભર્યું પોતાના દુપટ્ટાથી પાણી ભરેલા પ્યાલા ની બહાર ની સપાટી ને લૂછતા લૂછતા જ દોલતરામ પાછા આવ્યા દોલતરામ તરફ પાણીનો પ્યાલો ભરી લાખીએ કહ્યું બાપુ ને રામ રામ છે. ચિંતા અનિશ્ચિતા ના કાદવ મા ખુપી ગયા લા દોલતરામ આટલી સરળ તાથી બહાર નિકડે તેમ ન હતા રામ રામ સા બાપુ લાખી એ થોડા ઊચા સદે કહ્યું અચાનક દોલતરામ ની પાપણો જપકી તેમણે લાખી ના ચહેરા સામે જોયું પાણીનો પ્યાલો પોતાના હાથમાં લીધો અને ધીમા ગજે કહ્યું રામ રામ સા કઈ થયું છે બાપુ? આટલા ઉદાસ કા લાગો આ જીવાણુ બે ભાગલા પાડી દીધા લાખી પોતાના એ પોતાના પારકા એ પારકા એવું કા બોલો બાપુ કહીને લાખી દોલતરામ ના પગ પાસે બેસી ગઈ આજે ખ્યાલ આવી ગયો લાખી એમની ગમે એટલી ચાકરી આ મલકના લોકોએ આપણે હજી અપનાવ્યા નથી એવું નથી બાપુ આ લીધેજ આપણા દસ વરસથી ઘરનો ચૂલો સળગે આ થોડાઘના રૂપિયા મોકલી સકો ને આ મલક એ અપડી આતરડી સારી છે પૂતળાને રોટલાનો ટુકડો નાખુ ને એને ઘરનો માણસ ગણીને કુટુંબમાં અપનાવી લેવો એમાં ફરક હોય છે લાખી અચાનક આખો મા ભરાગયેલા ભરાગયેલા પાણી સાથે ડોલતરામ એ કહ્યુ આ મલક માટે આપણે નાકકમા થઈ ગયા લાખી બોલતા બોલતા તેમના ગદે ધૂમમો ભરાઈ ગયો

અને બીજા દિવસ ચૌદ દિવસ સહમે નહીં જવાનું લાખી નું મોઢું ખુલ્લું રહી ગયું તોઆ ઔરડી નું ભાડું કે મકાન માલિક ને મળીને આવ્યા છો એ કહે છે કાતો ભાડું લાવો આ તો ઔરડી ખાલી કરી દો

લાખી સહમે જોઈ ને કહ્યું કે લાખી તેમની બાજુમાં બેસી એ બસ્સો રૂપિયાની નોટ લાખી ને બતાવીને દોલતરામ એ કહ્યું જો લાખી મારી પાસે આ ખાલી બસ્સો રૂપિયા છે

પણ હવે મને લાગે છે કે બધુ ઠીક થવામાં સમય લાગશે દોલતરામ એક લાંબો વિરામ લીધો લખી ના પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું માને મારી ફિકર નથી પણ તું ભૂખી હુઈ રેને એ મને ન પોસાય આમ કહીને દોલતરામ ધ્રુજતા ધ્રુજતા રડવા માડીયા અરે બાપુ દોલતરામ ના ગાલ પર પડીગાયલા આશુ લૂછતા લૂછતા લાખી એ કહ્યું ત્રણ અઠવાડિયા નીકળી ગયા બીજા બે પણ નીકળી જશે પોતાના આંસુઓ લૂછી ને દોલતરામ ને કહ્યું કે હવે રાહ જોવાય એમ નથી આ બીમારીનો કાંઈ કહેવાય નહીં ક્યાં લગી રૂપિયા ની પડ્યા રહીશું તો આપણે કોક ની મદદ માંગી લઈશું એવું લાગશે તો પણ દોલતરામ એ અકડાઈને કહ્યું કોની પાસે મદદ માંગવા એ લોકો આપણે હારે વાત કરવા તૈયાર નથી આપણને એના ઘરમાં આવવા નથી દેતા અજાણ્યાને અનદેખા જીવાણુ ની બીકે જીવતા જાગતા માણસ ને

બાકી મૂંગા મોઢે દોલતરામ ના ચહેરા સામે બાપુ ની આંખો મા આટલી બધી ચિંતા ની લાસારી તેણે પહેલા ક્યારેય નથી જોઈ થોડીવાર પછી દોલતરામ એ જીવનનું નિચોડયુ ફિલોસોફી અને નિર્ણય એક જ વાક્યમાં સંભળાવી દીધું કે ભિક ના રોટલા હાતું ગામ ના રોટલા ગણવા કરતાં મારદ મા મારી જવું હરું જીવન ની સાવથી દહાલ અંદલોનતા બોજ કરી એમની નજર દરવાજાની ની બહાર ક્યાક દૂર સુધી થઈ કોને પૂછ્યું એ છોરી ઘરમાં અનાજ કેટલું પડ્યું છે બાકી તરત ઊભી થઈને ખૂણામાં પડેલા બધા એ ડબ્બા તો ખાલી થયજ ચૂક્યા હતા જે ડબ્બાના ઘઉંનો લોટ હતો એ ડબ્બો કાઢી ને કહ્યું કે બાપુ આ ડગલો એ ખાલી થવા આવ્યો હવે તો બે ચાર જમણે બાકી હીર પાપણ ચીર ફેઈલા દર મનોબડે ને મક્કમ અવાજ દોલતરામ એ કહ્યું એક કામ કર રાંધીને બો લાંબી સફરે નીકળવાનું છે પણ જવાનું ક્યાં છે બાપુ? ધીમે-ધીમે પોતાની નજર લાખી તરફ ફેરવીને દોલતરામ એ કહ્યું કે રાજસ્થાન આપણા મલખ મા ઘરમા જેટલી એના જતું

છોરી એક વાત યાદ રાખજે દોલતરામ એ કહ્યું વતન સુધી કૂવામાં કેટલું અંદર બાકી છે એ જોયા કરીસને તો ક્યારે વતન નહી રે મરેક પણ દરેક ન દરે વતનની વધારે નજીક ડૂબી ગઈ છે આવું હો બાપુ ને આમ પણ વતન સુધી ની દૂરી કિલોમીટર નહીં મુકાઇ એ તો વતન જવાની થાતી હોય શું કહેવું છોરી કલકલત કલકલત દોલતરામ એ કરી પાછળની સીટ પર બેઠલી લાખી કાચકચાઈ ને પોતાના બાપુના પગ બાપુ તમે વતન લગી મારા ઘેર જા મારે તો ક્યરેક જાણીતા ન હોય લાખી થોડોક મંડી તને આપોઆપ મારા અને ભટકી જાઉં તો ઉપરવાળો બેઠો છે ને તું અને અટકી જાઉં તો લાખી નો આ સવાલ સાંભડીને દોલતરામ એ અચાનક સાઇકલ ને બ્રેક મારી સાઇકલ પર થી નીચે ઉતાર્યા લે આ વાંધો આવ્યો કાઈ તને ધૂનવી સ્મિથ કરી ને લાખી એ કહ્યું કંઈ નહીં

દોલતરામ ફરી પાછા સાયકલ પર બેઠા પેન્ડલ પર પગ મુકતા મુકતા તેમને કહ્યું કે જિંદગીની રમત નો એક નિયમ છે લાખી થાક લાગે થોડીવાર ખાઈ લેવો પાન રમત છોડવાની નહીં મારી સામે આમ કેમ જુએ છે લાખી પોતાના ચહેરા સામે એકધારું જોઈ રહેલા રતલા ને પૂછીયું ક્યા યે વો હી લડકી હૈ જો સડક કે બિચોબીચ મારને કે લીએ સો ગઈ થી ક્યુકી યે વો લડકેકા નહીં હો સકતી જીસકે બાપુ ને ઉસકો કહાથા કે અગર ઠકન મેહસૂસ હો તો થોડા આરામ કાર લેના પર ખેલ મત છોડના બાકી તો બિલકુલ તે ચૂપચાપ રતલા ના ચેહરા સહમે જોઈ રહી ચાલતા ચાલતા અટકી જવા નો વારો હવે તો રતલનો એ રતલા આગડ માખી પર ઊભી રહે એક લાખ યે બોહોત લાંબા સફર હે કુછ લૉગ થકકે રૂક જાતે હૈ ઈસ લાંબે સફર મે હાર ઉનકી નહીં હોતી જો રૂક જાતે હેય હાર ઉનકી હોતી હે જો રાસ્તા છોડ દેતે હૈ ક્યુકી રૂકને વળે લૉગ ફિરસે ચાલના સુરુ કાર ડેટે હેય લેકિન જો રસ્તા છોડ ડેટા હેય વો મંજિલ કભી નહીં પા સકતે ઓ ભાઈ કઈ બાજુ હાથમાં એક મોટો ડંડો લઈને ઉભેલા એક પોલીસ દોલતરામ ની સાઇકલ થોબી બાજુમાં ત્રણ ચાર પોલીસવાળા patrolling કરી રહ્યા હતા દરેકના ચહેરા ઉપર માસ્ક હતું માસ્ક ના ઉપપર ના માડે રહી વિરામ ની આખો દોલતરામ અને લાખી રસ્તાની બાજુ પર એક પોલીસની જીપ પડાલી હતી દોલતરામ એ સાયકલને બ્રેક માર્યો જડવ્યો પોતાનો જમણો પગ જમીન પર ટેકવ્યો પાછળની બેઠેલી લાખી તરત નીચે ઉતરી ગઈ દોલત રામ સાઇકલ કાર બેઠા બેઠા બોલ્યો કે વતન જાવું છે નીચે ઉતરો નીચે ઉતરો પેલા પોલીસ ઓફિસર થી મેં કંઈ ગુનો નથી કર્યો મને શું કામ અટકાવ્યો દોલતરામ એ ઓ સતુભા અહીં આવો અહીં આવો પેલા ઓફિસરે એ બોલાવ્યા એ કાય છે ઉતરી જાવ ને લાખી હાડવે થી

છાપા બાપા વછો છો કે નહીં આખા દેશમાં lockdown છે કોઈ રસ્તા પર નથી નીકળવાનું સરકારનો નમષ્કાર બ્રહ્માંડ કોઇ નથી તેની વિજ્ઞાની દ્રષ્ટિ એ જેને આપણે યુગ

આજ તો મહાન દિવસ ના છે આ બધું તમારા મનમાં સુટાડી રહ્યું છે તેના ઉપર આધાર રાખે છે. આપણે મગજ માં શું ભરી રાખીએ છે તેના પર બધો આધાર રહેલો હોય છે. આપણે ઘણી વાર એવું કહીએછીએ આ તો બહુ મોટી ચીજ છે.

ક્યારે મળી ગયા છે એવો અનુભવ થ્યોતો. બ્રહ્માંડ તરત જ તેનો પડવો વાંચે બ્રહ્માંડે સમયના કે ઘરની કોઈ સીમા નડતી નથી. એક ડોલર મેળવી આપવાનું જેટલું તેટલું દસલાખ ડોલર મેળવી આપવાનું છે. પ્રગિયા પણ તરતી હોય છે વેલુ મોડું થાય એ તો તમારી માન્યતાના લીધે તમે એવું વિચારો છો કે દસ હજાર ડોલર મોટી રકમ છે ને એક ડોલર નાની રકમ છે. અમુક માણસોના નહિવત વસ્તુઓ સાથે પનારો પાડવાનું ચાલૂ રાખે છે જેથી જાણે ઘણીવાર કેહતા હોયે છીએ નાની અમસ્તી શરૂઆત કરો કેમ કે એક કપ કોફીનો આજે તમે એક કપ કોફીનો મેળવવાનો દુધે ચાપ તમારો

તમને કરવું તો એ યોગ્ય ગણાય તેથી નક્કી કર્યું કે નાની વસ્તુથી શરૂઆત કરીયે જેણે તેના મનમાં એક ઈચ્છાનું કલ્પના ચિત્ર દોર્યુ. તેને કઈ કલ્પના કરી તે આપી અનોક હોય છે ચોક્કસ નિશાનીયો કરી તેથી આકર્ષણનો નિયમ મુજબ ક્યારે પણ એ ફિતૂર એને મળે ત્યારે તેની નિશાની દ્વારા તે જાણી શકે છે એણે કરેલી કલ્પના મુજબ એ પીછું છે. બે દિવસ પછી ન્યુરોકના એક રસ્તા પર ના હાઇરાઇડ બિલિંગમેં ચાલવાનું થયું કોને ખબર કે ક્યાં કારણથી તેની આંખ નીચે મંડાઈ તેને શું જોયું ન્યુરેક શહેરના એક હાઇરાઇડ બિલિંગના દરવાજા પાસે એને પેલું પીછું મળી ગયું ગમે તે કોઈ પીછું નઈ પણ તેને જે કલ્પના કરી હતી એ જ પીછું તેને પેલા પીંછા પર કરેલા નિશાની ના આધારે એની ખાતરી થઈ કે એને મનમાં એ પીછું સર્જ્યું હતું તે આ જ હતું. તેના મનમાં બિલકુલ ક્ષમતા ન હતી આકર્ષણનો નિમક નિયમ ભવ્ય રીતે કામ કરી રહ્યો હતો. મોરની શક્તિથી પોતાની ઝડપ કોઈ પણ વસ્તુ આકર્ષી શકાય છે. એવી તેને અપાકક્ષમતા અનુભવી પછી તો તે પુરા વિશ્વાસ સાથે કોઈ મોટી વસ્તુઓ મેળવવા જરાક આગળ વધ્યો. મને જે રીતે કારનું પાર્કિંગ મળી જાય છે તેનાથી લોકોને આશ્ચર્ય થાય છે. ત્યારથી હું રહસ્યને સમજવા લાગ્યો છું. ત્યારથી જ આ થતુ આવ્યું છે મારા કાર પાર્ક કર્યું હોય તે જગ્યાએ કલ્પુ છુ. પંચાણુ ટકા કિસ્સો મેં જે કલ્પ્યું હોય તે જગ્યા ખાલી જ હોય છે. પાંચ ટકા કિસ્સામાં જ મારે એક જંદલી લાગતો વળગતો માણશ જગ્યા ખાલી કરે છે ત્યાં સુધી રાહ જોવી પડે છે કાયમ આ પ્રમાણે કરું છું. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે માણશ કહે છે કે મને પાર્કિંગ જગ્યા મળી રહે છે અને જેને જગ્યા મળી જાય છે એ અથવા કોઈ માણશ એવું કહે છે. ઉદભવ નથી પ્રાચ્યું હવે તમારી જીત થાય છે અને ખરેખર પ્રત્યેક ગરીબા પાછી જીતતો રહેજે આ લોકો અપેક્ષાઓ રાખે છે મોટી વસ્તુ મેળવવા મહત્વા કાંક્ષા રાખો અને તેમ કરવા લાગશો તો તમારા જીવનને શક્તિને મન્ત્ય લઈ જાય તમારા આ ડીવોશનું આયોજન કરો આકર્ષણના નિયમનો પ્રયોગ કરીને તમે તમારી આખી જિંદગી નું આયોજન કરી શકો તો તમે જે આજે હાલમાં લેવાનું કામ પણ આયોજન કરી શકો છો. ભીંતસમલકોડ શિક્ષક છે અને જેમના વખાનો માં આકર્ષણ નિયમની આંતરસૂઝ તથા તેના પપ્રયોગો વિશેની જાણકારી મળે છે તેમના મતાનુસાર તમારા ડીવોશનું આયોજન કરો તેના માટે મહત્વ ધરાવે છે. તમે જયારે તમારી જાત ને પ્રવતિઓ મારી મુલાકાત અથવા મારી યાત્રા જરૂર આંદાલયક રહે છે ત્યારે તમે મુસાફરી જતા પેહલા શાબ્દિક રીતે એવા તત્વો તથા પરિબળો મોકલો છો જે તમારી મુલાકાત તથા યાત્રા ને આનંદલાયક બનાવે છે તમારી મુલાકાત કે યાત્રા અગાઉ કે પછી ખરીદી પણ ની કરતા પેહલા જે તમારો મૂળ નહિ હોય અથવા કઈ અણગમતું થશે એવી તમે શંકા કરો ત્યારે અજાણ્યા તત્વો તમને એવો સંદેશો પોંહચાડો છો કે ગમે તેમ કરીને અણગમતી ચીજો છે. આપણા વિચારો બીજી રીતે કૈહીએ તો આપણી માનસિકતાને અગાઉથી સારું હતો ખરાબ ઉત્પન્ન કરવા કામ કરે છે. પ્રેનધીસ મલકોડે આ શબ્દો અઢારસો સિત્તેરમા લખાયા હતા. કેવા પથદર્શક કહેવાય રોજેરોજના જીવન બાદ દરેક દરેક બનાવો અગાઉથી વિચાર કરવો એ કેટલું જરૂરી છે અગાઉથી વિચાર કાર્ય વગર તમે તમારા દિવસ ને શરૂ કરો તો હાંફળા ફાફડા થઈ દોડવા વખતે આવો તેવો અનુભવ તમને ચોક્કસ થયો જ હશે ત્યારે તમે ઉતાવળા અને અધીરા થઈ ને દોડો છો ત્યારે સમજી લેજો કે વિચાર અને કાર્ય ભય પ્રચારિત છે અને તમે ભવિષ્ય્માં તમારા ખરાબ વસ્તુઓ ઉત્પન્ન કરી રહ્યા છો. તમે આરીતે આ કરતા રેહશો તો તમારા રસ્તામાં બનતો રહેશે. અને આકર્ષણ નો નિયમ મુજબ ભવિષ્યમાં કેવા

ઘણા લોકો ખાસ કરીને તેમના દેશને લોકો સમયની પાછળ દોડે અને ફરીયાદ જ કરે છે તેમની પાછળ પુરેતો સમય નથી. જોવો કોઈ એમ કહે કે તેમની પાછળ પૂરતો સમય નથી તો તે આકર્ષણનો નિયમ સમય નથી સનાયા નથી એવું કહીને તમારી જાતને એ બ્રહ્મમાં રાખો છો. અને પછી તમારી જાત ને ભાવપૂર્વક કહો મારી વાતું પૂરતો સમય તમે

કે જયારે તમે રાહ જોઈને બેસી રહેવાનું હોય ત્યારે તમે સમય નો સદુપયોગ કરી તમારી ચીજવસ્તુઓ કલ્પના કરવા લાગો છો કોઈ પણ સાથેદે કે સમયે આ કરી શકાય કેવલની દરેક વસ્તીને સદુનાત્મક બનાવો. તમારી રોજિંદા આદત બની ગઈ જોવી હોઈએ જેમાં વિચાર પૂર્વક તમે તમારા જીવનના દરેક બનાવો આયોજન કરતા રહો તમે જે કઈ કરો છો ને જ્યાં પણ જાઓ છો તેના વિશે બ્રહ્માંડની શક્તિઓનો અગાઉથી કામે લગાડીને તમે શું ઈચ્છો છો તે પેહલા તે વિચારી રાખો આવી રીતે તમે તમારા જીવનમાં હેતુલક્ષી બનાવી શકશો અલાઉડીનના એમની જેમ આકર્ષણ નો નિયમ દરેક ઉગામનું પાલન કરે છે. સજઁનાત્મક પ્રક્રિયાઓ તમારી માનગમતી ચીજ મેળવી આપવામાં મદદ કરે છે. જેના ત્રણ સરળ પગથિયાં છે માંગો ભરોસો રાખો અને મેળવો. તમને શું જોઈએ છે તેની માંગણી બ્રહ્માંડ પાસે કરો એનો મતલબ એમ થાય છે એક તેમારે શું જોઈએ છે તે વિશે વધુ સ્પર્ષતાવુ જો તમારા મનમાં આ વિશેની સપષ્ટ છબી હોય તો તમે માંગી લીધું છે તેમ કહેવાય

બનાવો અને સંજોગોને અનુકૂળ બનાવે છે કેળવવાનો અનુભવ એવો અનુભવ છે જાણે જેમની નિશ્ચિત વસ્તુ મળી ગઈ તો આવી રીતે તમે મનગમતી ચીજની સિક્વન્સી પર પોહચી જાવ વજન ધટાડવા માંગતા હોવ તો વજન ધટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી. બે નંબરને તમે મેળવવા માંગો છો આદર્શ વજન તો ધ્યાન કેન્દ્રિત કરો તમારું આદર્શ વજન થઈ ગયું છે એવો ભાવ અને સ્થિતિ જરૂર મેળવી આપશે તમે જે માંગો છો તેને મેળવવા બ્રહ્મને કહે છે સમય લાગતો નથી એકાદ ડોલર હોય તો પછી દસ દોલર બંને મેળવવું એટલું જ સરળ છે. આકર્ષણના નિયમની અશરકારકતા જોવા માટે શરૂઆતની નાની વસ્તુ થી કરો જેમ કે કોફી નો કપ એક વાર તમે આકર્ષણ આકર્ષવાની શક્તિ નો પ્રોયોગ કરો પછી તમે મોટી મોટી વસ્તુઓ મેળવવાના માર્ગ ને આગળ વધી શકશો તમારા દિવસનું આયોજન તમે જે રીતે કરો છો તે રીતે કરો પછી તમારા જીવનની હેતુ લક્ષી બનાવી શકશો ઘણા માણસો પોતાના સ્વીકાર માનતા હોય આજના તમારા સંજોગો ગમે તેવા હોય તમારી અત્યારની વાસ્તવિકતા છે. તેઓ તમે રહ્શ્યના જ્ઞાનો ઉપયોગ કરવા માંગશો તો તમારી સંજોગો બદલાય ગયા નહીં રે તમારી અત્યારે સુધીની પરિસ્થિતિ કે આજ દીન સુધીની જીદગી તમારા વિચારોને પરિણામ છે. જેવો તમે તમારા વિચારો તથા લાગણીઓના પરિવર્તન લાવશો એવું આ તદ્દન બદલાય જશે માણશ બદલાય શકે છે તેના ભાગ્ય શકે છે. કાટો વિચારવા ની શક્તિ વિશે તે જાગ્રત છે કે વિશાલશીલ માણસ આવું બને તમે જો તમારા સંજોગો બદલાવ માંગતા હોવ તો તમારી વિચારવા ની દરરોજ તમે તમારી ટપાલ જુવો છો ત્યારે કોઈક દૂધ આવ્યું હશે એવી અપેક્ષા રાખો છો ને એજ પ્રમાણે બને છે દરોજ્જ તમે એ બિલ આવશે એ દરમાં જ રહો છો તમે ક્યારેય કોઈ ગમતી વસ્તુની અપેક્ષા રાખતા નથી તમારું જે દેવું છે તેનો જ વિચાર કરતા રહો છો. અને તેની જ અપેક્ષા રાખો છો તેથી તમને દેવું જ મળે તો તમારી જાત ને દોષ દેસો નહિ દરેક તમારા વિચારો દ્વારા જેને સમર્થન આપો છો પૈસા ચૂકવવા આવશે તો આ તમે જે થશે દેવું હશે કે નઈ આ વળી દેવું હશે જ આ માટે આમ બને છે. કારણ